જેઓ તે લોંકડી કરતાંય મોટું છે આથી કાંચિડો તે પાણીના ખુલ્લા ઝડપા ઝડપ મોઢાની આંખ રાખી લોહીની પિચકારી સીધી તેના મોમાં દે છે, ડઘાઈ ગયેલા

કેમકે તેમની ફરતેના સ્નાયુનો થી લોહી પાછું હૃદય તરફ જતું નથી, પણ દરમ્યાન બીજી સમાંતર રક્તવાહિની આંખમાં લોહીનો કોઠો શરીર આંતરિક આંખોના ડોળા ફુલાય છે, કાચિંડો ત્યારે લોહી નું ઉત્સર્જન કરી નાખે છે, આ દાખલો પ્રાણીજગતના શિકારીનો કોળિયો બની શકતા બધા પ્રાણીઓ કે પક્ષીઓ self defense ની આટલી suspence, પ્રેરક અને જામેતિક પદ્ધતિઓ આપણામાં natural selection અને તેની સુવિધા આપી પણ નથી આથીસ્વબચાવ માટે તેમની પાસે fightऔरflight એમ બે વિકલ્પો હોઈ છે એમાં fight એટલે ની શિકારી સાથે લડવું લડી શકવું પણ એ મુશ્કેલ છે શિકારી મોટા ભાગે બડતો નથી એટલે તેમની જોડે બાનું કાઢવામાં સાર મળતો નથી, કલાભર્યું પગલું flight નું એટલે કે નાસી છૂટવાનું છે, આમ પ્રાકૃતિક જગત માં થતી ખાવા-ખવાય જવાની ભોજારી સ્પર્ધામાં વધુ નઈ, રફુચક્કરને લગતા કળા-કૌશલ્યનો છે અને તે માટે અવનવી જાતના નુસખા વપરાતા

બહુ સરસ દ્રશ્ય છે, વધુમાં પાછા આજીબા જેવો છે, કાંચિડો ભૂચર સરીસૃપ ગણાય અને દેખીતી રીતે માત્ર ભુસપાટી ઉપર રે, ડગલાં માંડી શકે, પરંતુ ભાગેડુ

નિકારા નદીનાળા, સરોવર કરતા નાના જળાશયો ધરાવતા રાજ્યભરમાં તેના ભક્ષણ માટે ભરપૂર કીટકો મળી રહે છે, બીજી તરફ એ કાંચિડાને ભોજન બનાવવા માંગતા સાપ, રાની, બિલાડા, નિશાચર વાંદરા અને બીજા જાનવરોને પણ એ વર્ષ જંગલોમાં કાંચીડાને જેમ દરરોજનો ખાડો પૂરવાનો થાય, એમ તેના દુશ્મનો પણ શિકાર કરવાની સતત વેતરણમાં રહે છે, આ પ્રકૃતિ નિયમ સૌના માટે સરખો છે, એટલે દુશ્મનને આજ તાળી આપી શકે એજ પ્રાણી પક્ષી, કીટક જીવે અને જીવનનો બીજો દિવસ છે, કાંચીડાને કાંચીડા હાથતાળી આપવા માટે પાણીની સપાટી પર સપાટા દોરવાની અનોખી કળા હસ્તબદ્ધ કરી છે, કાંચિડાની લગભગ ત્રણ હજાર જાતો છે, જે પૈકી માત્ર ને જળ તથા જમીન બે પર પગ મુકવાનું ફાવે છે. દિવસનો ઘણો ખરો સમય આચર-કુચર જીવડાં ખાવામાં ગુજારે છે, લાગ મળે તો કાપેલ પક્ષીને કંઈક કતરી ના mini જાનવરોને પણ જપેટ માં લે છે.

જળાશયોના કે સરોવરના કિનારા પાlpસે જ રાખે છે, જેથી રાની બિલાડીના જેવા શિકારનું આગમન થાય ત્યારે નાસી છૂટવાનું જમીન પર ઝાઝું દોડવું પડે નહિ, જમીન પર ભી કલાકના બોવ તો દસ કિલોમીટરનું સળંગ સપાટી પર વેગનું ખાસ મહત્વ રહેતું નથી, ના જીવનો ઘણા દુશ્મનના

સરળ કે જળાશય પર લચતો એકાદી લાંબી ડાળ પર કરે છે, નિશાચર સાપ કે વાંદરો, જે ડાળ પર લપકતો આવે કે તરત ખલેલ પાંચીને કાંચિડો પાણીમાં કૂદી પડે છે, સપાટી પર ડગલાં માંડતો નાસી છૂટે છે, અમેરિકન પ્રકૃતિવાદીએ વીસમી સદીના શરૂઆતમાં બેસેલી કાંચિડાની the great એજેબ જેવી પલાયન કાળ વિષે જાણ્યું ત્યારે અભ્યાસની તાલાવેલી જાગી અને જિજ્ઞાસા અદમ્ય બની.

વાદીઓએ અનુમાન કર્યું કે જરૂર કાંચિડો કદાચ વિજ્ઞાનના બીજા સિદ્ધાંતોનો આધાર લેતું હોવું જોઈએ, પરંતુ કયા સિદ્ધાંત? સરોવર પર તટના મસ જેવા વજનદાર પક્ષીદાર કાંચિડાની જ માફક પગને હલેલા તરીકે વાપરી જળસપાટી પર દોટ મુકતા હોય છે, ઉભી લીટીમાં પડકારા દરમિયાન તેની પાંખો વીંઝે છે, drift મેળવે છે એટલે કે પગના ટેકે પાણીની સપાટી પર ચાલે છે, જોઈ શકાય નહિ, છતાં માનો કે એ વાત સાચી હોય તો પણ કાંચિડાની પગમાં આંગળા પરસ્પર જાડી ત્વચા વડે જકડાયેલા હોય એટલે કે હલે છે માત્ર હલેસાં નહિ

રેગિસ્તાનની કાચિંડાના પણ પાછલાં પગમાં જોવા મળે છે, દુશ્મનથી બચવા માટે તે આબેહૂબ ની style માં ભાગે છે, style ને સાઇકલ સવારના પગ આવે છે, ઘણો time પણ સાઈકલિંગ લિઝર્ડ જળસપાટી પર દોડી શકતો નથી, બીજી તરફ માટે એ કાર્ય સહજ છે, એનું રહસ્ય શું? રહસ્ય

શિલાબંધ તસવીરો લીધી, તસવીરોનું બરાબર અવલોકન કરાયુ ત્યારે એ કાંચિડાની ધ્યાનમાં આવી, ભાગેડુ કાંચિડો જમીન છોડીને જલરાશિ પર આવ્યો છે,

હજી તો અફાળ્યો છે, પાણીમાં વીંઝયો નથી, શરણાદ પછી કાંચિડો એ જાતનું પેડલિંગ કરે છે, પગને નીચે તરફ હાંકે છે, પાણીના વહેણો દૂર ફેલાય છે, ક્રિયા-પ્રતિક્રિયાના સિદ્ધાંત અનુસાર કાંચીડાને આગળ તરફ અને કેટલેક તેને ઉપર તરફ પાછો ધક્કો મળે છે, ઉદ્ધર ગામની તપકો તેની જળસપાટી પર ચલાવવામાં સહાયભૂત થતો આધાર છે

એક બાબતનું અહીં ખાસ ઉલ્લેખ કરવો જોઈએ, પાણીના વહેણો દુર હડસાયેલા બાદ જે પોલાણ રચાય તે તે નર્યું air packet, pocket છે, કાંચિડાનો પગથી પોલાણમાં ક્ષણિક મોકળો રહે છે, માત્ર ક્ષણિક કેમ? કેમ કે જોતજોતામાં પાણી સહજ રીતે પછી ધસી આવે છે, આ પાણી રખે મોકળા એટલે માત્ર હવા વચ્ચે મુક્ત રહેલા પગને ચોતરફ વળે તો કાંચિડાએ ઊધ્વગામી તત્કાર રૂપે મેળવવું બધો ફાયદો ત્યાં ને ત્યાં પાણીમાં ગયો સમજી લો.